લીબર ઓફીસ રાઈટર મલ્ટીપલ બહુવિધ કૉલમો સાથે ન્યૂઝલેટરો બનાવવા પર બનેલ મૌખિક ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું કે લીબર ઓફીસ રાઈટરમાં ન્યૂઝલેટરો કેવી રીતે બનાવવા અને કેટલાક ઓપરેશન એટલે કે ક્રિયાઓ જે તેમના પર કરી શકાય
અહીં આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે જીએનયુ લીનક્સ અને લીબર ઓફીસ સ્યુટ આવૃત્તિ ૩૩૪ વાપરી રહ્યા છીએ
ન્યૂઝલેટર એક પ્રકાશન તરીકે વપરાય છે જે નિયમિત સમય ગાળામાં તેના ઉમેદવારો માટે બહાર પરિભ્રમણ કરાવાય છે
ઉદાહરણ તરીકે એક સામયિક એક ચોપાનિયું અને બીજા ઘણા
તેની પાસે મલ્ટીપલ કૉલમો વિભાગો તરીકે છે અને આ વિભાગોમાં વિવિધ લેખો દ્વારા જવા માટે વાંચકો માટે તે સરળ બનાવે છે
લીબર ઓફીસ રાઈટરનાં ઉપયોગથી આપણે ન્યૂઝલેટરો બનાવી શકીએ છીએ જે લેખોનાં વાંચનને અત્યંત સરળ અને ઝડપી બનાવે છે
ફાઇલ ન્યૂ અને ટેક્સ્ટ ડોક્યુમેન્ટ વિકલ્પ પર ક્લિક કરીને ચાલો એક નવું ટેક્સ્ટ ડોકયુમેન્ટ ખોલીએ
આ ડોકયુમેન્ટને ફાઈલનામ ન્યૂઝલેટર સાથે સંગ્રહિત કરો
તો આપણી પાસે ન્યૂઝલેટર કહેવાતું એક નવું ટેક્સ્ટ ડોક્યુમેન્ટ છે
હવે ચાલો આપણા ડોક્યુમેન્ટમાં કોલમો દાખલ કરીએ
તે કરવા માટે પહેલા મેનૂ બારમાં ફોર્મેટ બટન પર ક્લિક કરો અને ત્યારબાદ કોલમ્ન્સ પર ક્લિક કરો
એક ડાયલોગ બોક્સ વિવિધ વિકલ્પો સાથે પ્રદર્શિત થાય છે તમને જોઈતી કોલમોની સંખ્યા પસંદ કરવી આ કોલમોની પહોળાઈ અને તેમની વચ્ચેનું અંતર સુયોજિત કરવું તે ઉપરાંત સેપરેટર વિભાજક લાઈનોની વિવિધ પ્રોપર્ટીઓ ને સુયોજિત કરવી
આપણે કોલમ ફીલ્ડ ની વેલ્યુ 2 થી વધારી ન્યૂઝલેટર ડોક્યુમેન્ટ માટે બે કોલમો પસંદ કરીશું
કોલમ ફીલ્ડની બાજુમાં આવેલ પાંચ આઈકોનો તમને ઉપલબ્ધ વિવિધ ફોર્મેટોનું પ્રિવ્યુ એટલે કે પૂર્વદર્શન બતાવે છે
તો ચાલો બીજા ફોર્મેટ પર ક્લિક કરીએ
ચાલો બીજી તમામ વેલ્યુઓ જે કોલમોની પ્રોપર્ટીને વ્યાખ્યાયિત કરે છે તેને મૂળભૂત રાખીએ
અને ઓક બટન પર ક્લિક કરીએ
તમે જુઓ છો કે ૨ કોલમો ટેક્સ્ટ વિસ્તારમાં દ્રશ્યમાન થાય છે
ચાલો આપણે પહેલી કોલમમાં એક લેખ લખીએ
આપણે તેનું શીર્ષક નેચર તરીકે બોલ્ડ ટેક્સ્ટમાં ૧૫ ફોન્ટ માપ સાથે આપીશું
અને તેની નીચે આપણે તેના પર લેખ લખીશું
તમે જુઓ છો કે કર્સર જેવું પહેલી કોલમનાં અંતમાં પહુચે છે ત્યારે તે આપમેળે આવનારી કોલમ પર જતું રહે છે
તમે કોલમમાં ચિત્ર પણ દાખલ કરી શકો છો અને તેને સરખા માપનું કરી શકો છો જેથી તે કોલમમાં બંધબેસતું થાય
હવે અમુક જગ્યાઓ છોડ્યા પછી તમે કોલમમાં બીજો એક લેખ લખી શકો છો
તો આપણે પહેલા તેને ફોન્ટ માપ ૧૫ સાથે બોલ્ડ જાડું લખાણ ટેક્સ્ટમાં શીર્ષક સ્પોર્ટ્સ તરીકે આપીશું અને તેની નીચે આપણે તેના પર લેખ લખીશું
તો તમે જોયું કે કોલમો વિવિધ લેખો દ્વારા જવા માટે વાંચકો માટે સરળ બનાવે છે
ચાલો અમુક વાક્યોને રદ્દ કરીએ જેથી કરીને આપણો લેખ પહેલી કોલમમાં જ બંધબેસે
ત્યારબાદ આગળની કૉલમોને એક્સેસ કરવા માટે ઇન્સર્ટ બટન પર ક્લિક કરો અને પછી મેન્યુઅલ બ્રેક પર ક્લિક કરો
ડાયલોગ બોકસ જે દ્રશ્યમાન થાય છે તેમાં કોલમ્ન બ્રેક બટન પર ક્લિક કરો અને ત્યારબાદ ક્લિક કરો ઓક બટન પર ક્લિક કરો
તમે જુઓ છો કે કર્સર આપમેળે પછીની કોલમ ઉપર આવે છે
તો તમે આ કોલમમાં બીજો એક લેખ લખવાનું શરૂ કરી શકો છો
તમામ ફોર્મેટિંગ વિકલ્પો જેમ કે અલિગ્ન લેફ્ટ અલિગ્ન રાઇટ ટેક્સ્ટ માટે બેકગ્રાઉન્ડ કલર ઉમેરતા ટેક્સ્ટને હાઇલાઇટિંગ કરતા અને બીજા ઘણા લક્ષણોને ટેક્સ્ટને આકર્ષક બનાવવા માટે ઉમેરી શકાય છે
ઉદાહરણ તરીકે આપણે ટેક્સ્ટના અમુક ભાગને પસંદ કરીશું જેને આપણે બેકગ્રાઉન્ડ રંગ લાગુ કરવા માટે ઈચ્છીએ છીએ
હવે ટૂલબારમાં બેકગ્રાઉન્ડ કલર આઇકોન પર ક્લિક કરો અને ત્યારબાદ ગ્રીન 4 પર ક્લિક કરો
આપણે જોઈએ છીએ કે પસંદ કરેલ ટેક્સ્ટનો બેકગ્રાઉન્ડ રંગ ઝાંખા લીલા રંગમાં પરિવર્તિત થાય છે
આ રીતે તમે ટેક્સ્ટનાં જુદા જુદા ભાગોને જુદા જુદા બેકગ્રાઉન્ડ રંગો આપી શકો છો
ડ્રોઈંગ ટૂલબારમાં ટેક્સ્ટ વિકલ્પ પર પહેલા ક્લિક કરીને તમે ન્યૂઝલેટરમાં બેનરો પણ ઉમેરી શકો છો
હવે ડોક્યુમેન્ટમાં જ્યાં લખેલ ટેક્સ્ટ ન હોય ત્યાં ટેક્સ્ટબોક્સને મુકો
ટેક્સ્ટબોક્સની અંદર તમે કઈપણ ટેક્સ્ટ લખી શકો છો જે બેનર અથવા જાહેરાતો તરીકે કાર્ય કરશે
તો ચાલો આપણે થિસ ઇસ એ ન્યૂઝલેટર ટેક્સ્ટ ટાઈપ કરીએ
તમે આ ટેક્સ્ટ માટે ઈફેક્ટો પણ ઉમેરી શકો છો
ઉદાહરણ તરીકે પહેલા ટેક્સ્ટ પર જમણું ક્લિક કરો અને ત્યારબાદ મેનૂમાં ટેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો
એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે જેની પાસે ટેક્સ્ટ અને ટેક્સ્ટ એનિમેશન કહેવાતા ટેબો છે
ટેક્સ્ટ એનિમેશન ટેબ ઉપર ક્લિક કરો
આ ટેબ હેઠળ ઇફેક્ટ્સ ફિલ્ડ ક્ષેત્રમાં વિવિધ વિકલ્પો છે
ન્યૂઝલેટરમાં ટેક્સ્ટને ઝબકાવવા માટે આપણે બ્લિંક વિકલ્પ પર ક્લિક કરીશું
અને છેલ્લે ઓક બટન પર ક્લિક કરો
આપણે જોઈએ છીએ કે ટેક્સ્ટ થિસ ઇસ એ ન્યૂઝલેટર ડોક્યુમેન્ટમાં વારંવાર ઝબકી રહ્યી છે
આવી જ રીતે વિવિધ આવી અસરો અને ગ્રાફિકો ટેક્સ્ટને આપી શકાય છે
હવે આવનારા પુષ્ઠ પર એક નવો લેખ લખવા માટે તમારે પહેલા ઇન્સર્ટ બટન પર ક્લિક કરવાની જરૂર છે
અને ત્યારબાદ મેન્યુઅલ બ્રેક વિકલ્પ પર ક્લિક કરો
ડાયલોગ બોક્સમાં જે દ્રશ્યમાન થાય છે તેમાં પેજ બ્રેક બટન ઉપર ક્લિક કરો
અને અંતે ઓક બટન પર ક્લિક કરો
તમે જુઓ છો કે કર્સર પછીના પુષ્ઠ પર આવે છે
આ પુષ્ઠ એવી જ કોલમ ફોર્મેટ ધરાવે છે જેવી પાછલા પુષ્ઠ પર છે
તમારા લેખમાં શબ્દ ગણતરીને જાળવવા માટે પહેલા તમારી ટેક્સ્ટના અમુક ભાગને અથવા સમગ્ર ડોક્યુમેન્ટને પસંદ કરો
હવે મેનૂબારમાં ટૂલ્સ વિકલ્પ પર ક્લિક કરો
હવે ડ્રોપડાઉન બોક્સમાં વર્ડ કાઉન્ટ વિકલ્પ પર ક્લિક કરો
એક ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે જે તમને વર્તમાન પસંદગીની અને સમગ્ર ડોક્યુમેન્ટની પણ શબ્દ ગણતરી દર્શાવે છે
તે તમારા સમગ્ર ડોક્યુમેન્ટમાના તેમજ પસંદ થયેલ ટેક્સ્ટમાંના કુલ અક્ષરોની ગણતરી પણ દર્શાવે છે
ડોક્યુમેન્ટ લખતી વખતે સ્પેલ ચેક શબ્દજોડણી ચકાસણી આપમેળે થઇ શકે છે
ટૂલબારમાં ઓટોસ્પેલચેક આઇકોન પર ક્લિક કરો
હવે લેખ લખતી વખતે જો શબ્દજોડણીની કોઈ પણ ભૂલો થાય તો રાઈટર આપમેળે તે શબ્દ નીચે એક લાલ લીટી દ્વારા દર્શાવે છે
ઉદાહરણ તરીકે જયારે આપણે શબ્દ કેટ ને સી A એ T તરીકે લખીએ અને સ્પેસ બાર દબાવીએ છીએ તો આપણે જોઈએ છીએ કે એક લાલ લીટી તેની નીચે દ્રશ્યમાન થાય છે
પણ જયારે આપણે શબ્દને સુધારીએ છીએ તો લાલ લીટી અદૃશ્ય થાય છે
તેથી આપણે જોયું કે અગાઉના ટ્યુટોરિયલોમાંનાં ચર્ચિત તમામ ફોર્મેટિંગ વિકલ્પોને આપણે ન્યૂઝલેટરોમાં પણ લાગુ પાડી શકીએ છે
લીબર ઓફીસ રાઈટર પર ના આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે સારાંશમાં આપણે શીખ્યા કે કેવી રીતે લીબર ઓફીસ રાઈટરમાં ન્યુઝલેટરો બનાવવા અને કેટલાક ઓપરેશન એટલે કે ક્રિયાઓ જે તેમના પર કરી શકાય
નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનું જૂથ સ્પોકન ટ્યુટોરિયલના મદદથી વર્કશોપો આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે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
સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટોક ટૂ અ ટીચર યોજનાનો એક ભાગ છે
જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
આ મિશન પર વધુ માહિતી નીચેની લીંક ઉપર ઉપલબ્ધ છે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
જોડાવા બદ્દલ આભાર